ઉદાહરણ તરીકે તેમાં સમગ્ર જીવન ચક્ર દરમિયાન ચલિત અને પ્રસ્મિત કોષો ઉત્પન્ન થાય છે પરંતુ નિમ્ન કક્ષાની ફૂગ સાયકોમાઇસમાં પ્રજનન કોષો અથવા તે એક પ્રકારના જોવા મળે છે ફૂગના ચલિત બીજાણુ બે પ્રકારના જોવા મળે છે પહેલું છે રીપે રિપ્લેક્સ અને ટીમ પ્લેયર રિપ્લેક્સ પક્ષોમાં પાયાનો ભાગ લાંબો અને કઠણ અને અગ્ર ભાગ ટૂંકો અને હોય છે teacher પક્ષમાં સમગ્ર લંબાઈ ઉપર કેસરી બહીરીયા ભેદ જોવા મળે છે.

કર્ણ તનતો નીચે મુજબ રૂપાંતર પામે છે પહેલું છે project ગાયન પ્રોજન ગાયના પ્રકારની રચના નામનું સૂત્રો એકબીજાને સમાંતર ગોઠવવાના હોય છે. બીજું છે સુડો કેમ આ પ્રકારના કવચ સૂત્રો સરખી રીતે દેખાતા નથી અને આંતરિક રચના લંબગોળ અથવા વ્યવસાય કોષ વાળી મૃદુત કે શિવ જેવી બને છે અને ત્રીજું છે scaller

તેઓ અનુકૂળ પરિસ્થિતિમાં સંગ્રહિત કોષોનું શોષણ કરે છે અને વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે રાજ્યોમાં આ રાજ્યોમાં પ્રકારમાં કવચ સૂત્રોનું પોતાનું એકાકી સ્વરૂપ જોવા મળે છે. અને તે ભેગા મળીને દોરડા ની જેમ રચના બનાવે છે તેમાં બહારના ભાગમાં ગ્રાહ્ય જેવી રચના હોય છે જે અગ્ર મુળની જેમ વૃદ્ધિ કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં રાજ્યોમાં સુષુપ્ત રહે છે. ત્રીજું છે સ્ટમક સ્ટોમાટા આ પ્રકારની વનસ્પતિમાં ફૂગમાં કવચ સૂત્રો ખીચોખીચ ગોઠવાઈને એક સમૂહમાં ભાગ બનાવે છે. જેની ઉપર એક કે અંદર પ્રજનન અંગ જોવા મળે છે આ એક આંતરકોષીય રચના છે કેટલીક પરત તરીકે જીવન ગુજારે છે જે પ્રકારની ફૂગ યજમાનના કોષ વચ્ચે કે અંદર કવચ સૂત્રો ઉત્પન્ન કરે છે. તેમનું કાર્ય યજમાનમાંથી પરાગ સોસવાનું છે તેઓ યજમાનના કોષમાં કેટલા અંતર ધરાવ ઉત્પન્ન કરે છે. જે protein અને carbohydrets hydroclasses ની મદદ કરે છે ચોથું છે એપ્રો civil એક આકૃતિ નલિકામાં લોક ગ્રસ્ત તંતુનો ટોચનું સાધુ કે ખાનદિત યુગ બોલેલો ભાગ છે અહીં તે ઘણી બધી ફરક જેવી ફૂગ છે અને powder media માં જોવા મળે છે.

ફૂગની પોષણ પદ્ધતિના આધારે તેમને અંદરના ભાગોમાં વહેંચવામાં આવે છે પહેલું છે પરોપજીવી જે ફૂગ અન્ય જીવિત વનસ્પતિ તથા પ્રાણી પરથી પોતાનું પોષણ મેળવે છે તેમની પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફૂગ માત્ર જીવંત દ્રવ્ય પર આધાર રાખે છે તેમને પરોપજીવી કહે છે ઉદાહરણ તરીકે કેટલીક ફૂગ જીવાન યજમાન કોષની ગેરહાજરીમાં મૃદુ મૃત કાર્બનિક પદાર્થ પર નિર્ભરતા વિકાસ પામી શકે છે તેઓ વૈકલ્પિક વૃદ્ધો જીવી તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે સેલોથેલા અને ટોક સોડિયમ બીજું છે મૃતકજીવી આ પ્રકારની ફૂગ પોતાનું પોષણ અન્ય મૃત કાર્બનિક પદાર્થો પાસેથી મેળવે છે તેટલી મૃતક જીવ્યો પોતાનું પોષણ કાર્બન કે અન્ય પદાર્થો પરથી જ મેળવે છે. અને તેઓ જીવિત વનસ્પતિ કે પ્રાણીઓને નુકસાન કરી શકતા નથી આ પ્રકારની મૃતોપજીવીઓ મૃતોપજીવીઓ તરીકે ઓળખાય છે. જ્યારે કેટલીક મૃતોપજીવીઓ ઉદાહરણ તરીકે લિથિયમ જેવી ગ્રંથિઓ અંગિકાઓને નુકસાન કરી શકે છે. તેમ જ તેમને વૈકલ્પિક પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે સહજીવી કેટલીક ફૂગ અન્ય જીવન પર વિકાસ પામે છે અને બંને એકબીજાને ઉપયોગ બને છે. આ પ્રકારના સંગઠન કે સહજીવી તરીકે ઓળખવામાં આવે છે જેમ લાઈકેન અને micro રાઈઝ સહજીવિતાનું ઉદાહરણ છે.

સમગ્ર વાનસ્પતિકોષ પ્રજનન અંગ તરીકે ઓળખે છે. આ પ્રકારની ફૂગ ફોલો કાર્તિક તરીકે ઓળખાય છે. તેઓના વાનસ્પતિકીય અને લિંગીય રીતે પ્રજનન કરે છે વાનસ્પતિ વિખંડિત ઉદાહરણ તરીકે રાઈઝોફોરા ન્યુકર અલ્ટરનેરિયા વિભાજિત અને કલિકા પદ્ધતિ દ્વારા થાય છે લગભગ વીસ ટકા જેટલી ફૂગ અલિંગી તરીકે પ્રજનન કરે છે.

સામાન્ય રીતે કોલેડિયમ બીજાનું ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે ન્યુકર ગાઈશો ખોરાક જ્યારે કેટલાક કોલેજીયન બીજાનું ઉપર ઉત્પન્ન થાય છે. example તરીકે કેટલાક સામાન્ય પ્રકારના બીજાણુઓમાં યુગ્મ બીજાણુ ઉદાહરણ તરીકે ગાયક લિયા પીથિયમ ફાઈટોથોરામ ગ્લેમર બીજાનું culture બીજાનું કોડિયામાં કોલીબીયા પ્રોપીનસ અને અચલ બીજાણુઓ એપલાનો બીજાણુઓમાં

અન્ય જીવતા કોષકેન્દ્ર યુગમાં અને અર્થસૂત્રિકા તેમજ અન્ય જીવિતતામાં જોઈએ તો જીવરસ યુગ્મના સમયે એકકીય જનનદરીઓ અને જન્યતાની કોષરસ વચ્ચે યુગમાં થવાથી બંનેના એક એક કોષીય કોષકેન્દ્ર નજીક આવે છે. કોષકેન્દ્ર યુગમાં જીવરસ યુગમાં તથા થયા બાદ નજીક આવેલા બંને કોષ કેન્દ્ર ભેગા મળી એક રૂપ થાય છે. જે દ્વિતીય હોય છે દ્વિ કક્ષાની ફૂગ જીવરસ તથા પછી તરત જ કોષ કેન્દ્રીય યુગમન થાય છે પરંતુ ઉચ્ચ કક્ષાની ફૂગ ઉદાહરણ તરીકે

ફરીથી એકકીય અવસ્થા અસ્તિત્વમાં આવે છે. બે અલગ કોષકેન્દ્રના જોડાણ ની ક્રિયાને નીચે પણ તબક્કામાં થાય છે. સમજણ્ય અસંમેચા અને વિષમતા Capsule માં આ પ્રક્રિયામાં બે નગ્ન ચલિત જન્યો નું જોડાણ થાય છે. આ પ્રક્રિયામાં ત્રણ જનનીઓના સ્વભાવ અનુરૂપ મુજબ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છે. જ્યારે સંયુગમાં જીવ્યો બે રચનાના બંધારણમાં આ હોય છે પરંતુ દેહધાર્મિક ક્રિયાઓમાં અલગ પડતા હોય છે હાશ સવારે નાસ્તો કરીને બહાર નીકળ્યા છે આપણે ખાલી. રજા છે શનિ રવિ નહિ. નીકળ્યા છે હવે. હમ. શું ચાલે નવા-જૂની માં, કહો. એવું છે એમ? કશું નવા-જૂની નહિ? બસ આપણે તો job કરીએ છે. આતો, ના, એ તો બંદ કરી દીધું ને. અરે આપણી mechanical line ની job છે એમાં જ. હવે આ insurance તો, હવે આ કંઈક લેવાનો છે પૂરો થાય છે, બે મહિના પછી, એટલે વિચારું છું. હા એતો હાચી વાત છે, એ field માં નૌકરી કરી એટલે છે knowledge પણ, હવે કેવું કે, દિવસે દિવસે બધું update થતું રેય એટલે બધું નવો નવો insurance બધા આવતા રહે. અલગ-અલગ, એટલે થોડીક તાપસ કરી લેવી હારી પડે. બો વાંધો નહિ આવતો. ગાડી નો તો જે વર્ષે insurance હોય, એટલે ભર લઈએ. એ વાંધો ના આવે એમ. Insurance એટલે vehicle માટે તો, આખી ગાડી નો તો accident નો insurance છે.

હા એટલે, એ આખું વરસ નું જ હોય! બધી જગ્યા એ mostly વર્ષ નો જ insurance હોય છે. એવું કઈ મહિના, બે મહિના, છ મહિના નું એવું નહીં હોતું. દર વર્ષે, જે insurance ના પૈસા ભરવાના હોય, એ ભાર લેય એટલે તમારો આખો insurance cover થઇ જાય. જેનો લીધો હોય. ગાડી નો લીધો હોય, health નો લીધો હોય, life insurance લીધો હોય. કે ભઈ કોઈ મારી ગયું હોય એના પછીનો, insurance એટલે life insurance જેવું જ હોય.

હા એટલે ગાડી માં ટોપે top insurance ચાલતો હોય, mostly બધી જગ્યા એ. અરે, અરે, ગાડી માં તમારે કંઈ. Accident થયો હોય કંઈ ગયા હોય તો, કઈંક ઠોકાઈ હોય કા તો ગાડી એમ. તો, એ બધું damage હોય એ બધું free માં થઇ જાય, એમ. N કઈંક.

હવે, હમણાં અમે લોકો છે ને અમદાવાદ ગયા તા.

મારા પપ્પા, ગાડી નો દરવાજો ખોલ્યો. તો પાછળ થી કંઈક રીક્ષા આવતી હશે તો આખો, આખો દરવાજો લઇ લીધો. એટલે, તઇ થી આખો દરવાજો બૉંધીને ને લાવો પડ્યો. હમ. ભલે એ insurance ના એટલે, વર્ષનો ભર્યો હોય એટલે આખું વરસ હુધી તમારી ગાડી, માં ગમે તે થાય, તો તમ, બધું free માં થઈ જાય. એવું. પછી આવતા વર્ષે, હમ. એ આવતા વર્ષે ફરી પાછું થાય એ. બોલો-બોલો.

ના એ તો વર્ષમાં જેટલી વાર થાય, એક વાર, બે વાર, ત્રણ વાર થાય એ બધું insurance માં જ આઈ જાય.

પણ, body તો, body તો, ખરી ને આપણી, જે આપણે iron હોય એની જ હોય. ક્યાં તો fiber લગાઈલું હોય.

Plastic ની કોઈ body હોય નહિ ને ગાડી માં.

હા એટલે પછી, એવું કઈ હોય તો હવે એ. એક તો જે bike એવું નીકળ્યું હોય તેની policy હોય તેમાં fiber ની આખી body એ થોડીક મોંઘી આવે એમ, મારા ખ્યાલ થી. એટલે કદાચ insurance વાળા એ વસ્તુ ગણતા ના હોય, એમ. એવું મોટી ગાડીઓ ની અંદર તો કેવું હોય બધી લોખંડ ની જ વસ્તુઓ હોય. એ, એ બધું કરી દેતા હોય, એ તો બધું એલોક જ જોતા હોય ને હવે. એટલે એવું બધું હશે. થયું હશે કદાચ એવું. મને કંઈ ખ્યાલ નઈ, કે કેમ આવું થયુંતું એમ.

એટલે મારે તો bike નો insurance નહિ. પણ હવે એ bike ખરું Honda company નું. એટલે Honda ના બધા spare-parts તો મોંઘા મળે. હવે આપણે ગાડી છે એ Maruti Suzuki ની છે. બધા એના spare-part એ બધા, સરખા વ્યવસ્થિત મળે, એ વાંધો ના આવે. બહું costly નહિ હોતા એમ. હવે આમાં તો, કેવું છે કે જેટલું, મોંઘુ વસ્તુ વાપરીએ તમે એટલું મોંઘો ખર્ચો થાય. બધું રહેવાનું. બરાબર.

હા હા, એ બધું. હા હા એ બધું અલગ થી બધું. હા. હા એ બધું લખેલું જ હોય છે એ લોકો એ. એટલે બધું પૂછી લેવાનું.

LIC જેવું જ છે. LIC નહીં લ્યા Life Insurance LIC એવું જ છે, આન જેવું. તયાંથી. હા એટલે એ benefit સારા છે પણ આપણે આ કરાયેલું પહેલે થી, તો ઓળખીતા માં હતું એટલે એ રાખ્યું. હા. એ તો સાચી વાત છે.

હવે એ, એની અંદર કેવું હોય છે કે, mostly બધી વસ્તુ અંદર cover જ થઇ જ જાય છે. પછી બાકી નહિ રહેતું એટલે એ. એક લાખ રૂપિયા સુધી નું કંઈક operation કરવાનું હોય, બે લાખ સુધી નું operation કરવાનું હોય, કે ભઈ એનથી વધારે તૈણ-ચાર લાખ નું કરાવાનું હોય, તો એ તમારે એનું insurance વર્ષ વર્ષ નું આવતું હોય. એટલા બધા પૈસા કાઢ્યા કરતા આપણે insurance જે ભરીયે તે સાથ સારો પણ, પેલા ઓછો ભાવ હતો, એમ. પંદર-વિસ હજાર ની આજુ-બાજુ કંઈક insurance બધા થઇ જતા હતા, health માટે ના, પણ હવે, બોલો-બોલો.

હા, પંદર-વિસ હજાર નું હોય એમ. આજુ-બાજુ. પંદર-વિસ હજાર માં બે લાખ સુધી નો થાય.

ના એવું નહિ હોતું mostly! mostly બધી hospital માં ચાલતું જ હોય છે. એવું નઈ હોતું, પણ કંઈક એમની કંઈક. કોક ના કંઈક વધારે કઈંક problem હોય, તો એમના કંઈક એમને special treatment આપતા હોય, તો એલોકો પહેલે થી કઈ દે કે ભઈ આ bill અલગ થી રહેશે એમ. Special. Special એટલે કદાચ કોક માણસ નો જીવ બચાવાનો હોય એમ મારી ગ્યો, મારી જવાનું એમ, બે વચ્ચે રમતો હોય, જીવન ને મોત વચ્ચે તો કઈંક એ special treatment, કે એ બધી વસ્તુ માં હોય તો એ અમુક એવું હોય છે એમ. Insurance માં એવું નઈ આવતું! એ હા. એટલે, હા એની અંદર કેટલા એવા cases હા એટલે, એ થવું જોઈએ. પણ અમુક hospital લોકો વાળા એવું કહેતા હોય છે, કે ભઈ, આમ આ વસ્તુ છે એટલે કે આ વસ્તુ, એટલે એલોકોની કંઈક Special machine ઓ લાયા હોય, અને એનાથી treatment કરતા હોય એ વસ્તુ ની એમ. કે ભૈ એ બધા સાધનો બહુ ઓછી hospital માં હોય. એટલે એલોકો પેલ્લે થી એવું કઈ દેતા હોય છે, કે ભૈ આનો charges અલગ થી રહેશે. બીજું બધું અંદર insurance માં cover થઇ જાય. હા, કારણ કે એની અંદર

હા એ તો એ જ જોવાનું હોય, પણ એ, એવું ચાલે. હા એટલે એવો કશો ફરક નઈ પડતો, પણ અમુક જગ્યાએ એવું ચાલતું હોય છે આવું, અમુક જગ્યાએ નહિ ચાલતું એવું. તો થઇ જાય. હા થઇ જાય થઇ જાય.

ના એટલે, એટલું બધું બહુ મોંઘુ bill એવું હોતું નહિ, હા mostly બધા operation દોઢ-બે લાખ માં પતી જ જતા હોય. Heart નું બી operation.

હા એટલે એવું કરવું પડે એમ. એવું હોય. તો એવું કરવું પડે, એ વધારે bill થાય એ તો બીજું અપને ભરવું પડે, એ insurance માં જેટલું cover થતું હોય એ એ લોકો ભરે. Insurance company.

આમ જોતા હારું. Insurance લઇ લેવાય બધા નો. હમ્મ. કારણ કે હારું વધારે હવે, કાલે શું થાય શું નહિ, કોઈને કશી ખબર છે નહિ. એટલે પછી. હા, અમુક લોકો એવા બી insurance લેતા હોય છે, કે ભઈ death થઇ જાય તો, આટલા પૈસા મળે, આ પૈસા મળે. એવું બધું મળે છે. એ બી એ લોકો એવા insurance લેતા હોય છે.

કશું નહિ, આ રીતે જ કરવાનું હોય, એ જે વર્ષે, insurance નું જે હોય એ પૈસા એ આપવાના હોય એટલે death થાય. તો તમને આટલા પૈસા મળશે એવું. એ વ્યક્તિ ના નામ પાર, એ જે relative હોય એ, એના account માં આવી જાય પૈસા. તો પણ અમુક લોકો. કેવું કે એ બધા પૈસા, ખોટા જણ બદલે, ના ભરતાં હોય, એવું બી બનતું હોય. હમ્મ હમ્મ.

હાચી વાત છે, એ ના. હાચી વાત છે. એવું બની શકે, હાચી વાત છે. અને હમ્મ, એટલે કઈ company નો ધ્યાનથી આમ લો એ આમ depend કરે એમ. નવું નવું આયુ હોય, અને તેય એક તો બહુ મજા ના આવે. બધા લેતા હોય, use કરતા હોય એ પ્રમાણે કરાય એમ. એ agent જ છે વચ્ચે ઓળખીતા.

ના એ તો બરાબર, મને તો કઈ idea છે નહિ. હવે મારેય આ friend લોકો બધા કેટ હોય એમને પૂછવું પડે. કે આ નવી insurance છે હવે એ યાર હવે પછી company કઈ છે એ જોવું પડે, શું છે ને શું નહિ એમ. એટલે હું તમને જણાઇશ વાંધો નહિ, એના વિશે તો.

ના હાચી વાત છે.

હમ્મ, હાચી વાત છે. Mobile ઉપર news આવે છે એમ ને.

હા એતો online તો ના લેવાય આ તો, insurance LIC નું ય સારું છે. LIC ય લેવાય નહિ? પણ એનું હારું, એમાંથી હજુ લીધું નહિ કોઈ દાહડુ મેં. એ તાપસ કરવી પડે શું છે ને શું નહિ? આ એલા ICICI નો insurance આયો તો. હવે એક ICICI નો insurance કેવું. છ-સાત વર્ષ પહેલા કેવો insurance આયો હતો કે, ત્રણ વખત પચ્ચીસ હજાર રૂપિયા ભરવાના. એટલે જે insurance લેય ને એણે. એટલે health માટે.

હા, હા. એટલે એ પંચોતેર હજાર થયા ને એ તમારે એ પંચોતેર કે સિત્તેર વરસ પછી, એ પૈસા પાછા આવે, એટલે જેણે. એટલે જેણે એ insurance લીધો હોય, લેય, તે વ્યક્તિ ના, આખું health થઇ રેય, એવું. આખી આખું કઈ પણ એ થયું હોય, health માટે એમ, તો બધું free માં રહે, ને કશો પૈસો ભરવાનો ના થાય. ને પાછા પૈસા સિત્તેર કે પંચોતેર વર્ષે પાછા આવે. એવો insurance તો આયો તો પણ અતારે એ બંધ કરી દીધો. હા એટલે વર્ષે વર્ષે જ ભરવાના થાય ને એમ. હમ્મ. એ જે વર્ષે ભર્યું એ વર્ષ નું ભરી દેવાનું, પછી next year નું ભરવાનું એ જયારે આવે ને ત્યારે, પછી જયારે તીજું વર્ષ આવે ત્યારે પાછા ભરવાના.

હા. એ insurance નો ઉપયોગ કરી શકાય.

હતો પહેલા અને કેટલાયે લીધો તોય ખરો, અને ચાલે છેય ખરો એમ એવું કેય છે.

હા એટલે, ઓળખીતા માં જે બધા લેતા હોયને, તો બધી તપાસ કરીને એ insurance લઇ લેવાય, સારો ને સસ્તો. પછી વાંધો ના આવે એમ.

હા એનોય લેતા હોય છે. સાચી વાત છે. આ ભઈ. હા છે આપણી contact માં બ્રજેશભાઈ છે, contact કરાઈ આપીશું તમને વાંધો નહિ, એય થઇ જાશે. શું છે. હોવ બધું વ્યવસ્થિત છે ચિતા નહિ. ના ના. વાંધો નહિ. ને આપણે તો, આપણ તો ભાઈબંધ છે એટલે આપણે ક્યાં વચ્ચે ચિંતા નહિ. બરાબર છે. હવે બધું ઓળખીતામાં હા, લઇ લઈશું આપણે વાંધો નહિ. છે. બસ બીજું શાંતિ છે જુઓ. અલા, હમ્મ આ insurance નું, કેવું કે ખાસી બધી public ઓ આમ જાગૃત થઇ છે.

હું વૈશાલી કોટેચા બોલું છું. મારે તમારી franchise જોઈએ છે, ગોપાલ ની franchise. તો એના માટે મને details આપશો? હું જામનગરથી બોલું છું.

હા, વૈશાલી ધાર્મિક ભાઈ કોટેચા.

મને બેઈ વિશે જણાવો. કેમકે અમુક મારે wholesale customer પણ હોય છે અને side માં અમુક આ બધી કરિયાણા ની ને વસ્તુ હોય છે, તો retail પણ થોડું થોડું ચાલુ રાખી શકીએ આમાં.

અ હા sir! મારે પણ બેઈ ચાલે એમ છે અહીંયા તો, કારણ કે મારા આ વિસ્તાર એવો છે કે wholesale પણ અમુક

જેમ કે, કિલો દોઢ કિલો જેટલું એટલું જોતું હોય, તો એ રીતે પણ મેં સાઈડમાં ચાલુ રાખેલું છે, એવું નથી કે હું wholesale નું જ કરું છું. ઓકે સર. અમાર પચાસ કરતા ઓછી, કારણ કે starting હોય અટલે અમને ખબર ના હોય કે આ side આ ગ્રાહકને ગમશે કે નહીં એ અમને ખબર ના હોય. એટલે અમે starting માં તો ઓછી મંગાવીએ તો ના ચાલે?

અ હા. મને આ બધી products ના ફોટોસ ને મોકલી આપશો? કારણ કે મને આનો idea છે નહીં હજી કે આમાં તમે કીધું કે અટલી બધી product છે એમાંથી તમારે પચાસ item લેવી જ પડશે. આઈટમ ના photos મોકલજો બધી, કે આમાં શું આવે છે, કેટલી products છે, અને મને આના ભાવ કહેજો. ભાવ કેવો અને મને એક બીજું તો એ કે આમાં મારો અમારો ગાળો કેટલો રહેશે? હા sir, તમારી આ બધી વાત તો બરાબર. પર તો મને ખબર કઈ રીતે પડશે? કે અને જો હજી starting છે એટલા માટે અમે પચાસ items લઈએ પછી જેમ વસ્તુ જાય એમ starting માં તો હવે અમને ખબર ના હોય કે કેટલું વહેંચાશે કેટલું નહીં, ઘણી વખત customer ને એક વસ્ હા, કોઈ વખત ન્યૂ વસ્તુ જોઈને try કરે. પછી એને ના પસંદ આવે તો ઈ બીજી વખત નથી લેવાનું. અથવા તો પસંદ આવે તો પછી તો customer માંગવાનું જ છે. એ વાત નું તમારી સમજી તમને ખબ તમને બી ખબર હશે કે આમાં starting માં ઘણી વખત આપણે કોઈ પણ નવી વસ્તુ ચાલુ કરીએ, તો એમાં કેટલું વેચા છે કેટલું નઈ એ idea ના હોય એટલે મને થોડું ઘણું આમાં

ઓકે. અને અમારે એક વસ્તુ ના કેટલી product કેટલા packets લેવા પડશે એમ તમે કીધું મને?